કારણ કે મારા કાકા નો છોકરો છે ને એન ચિત્ર નો સ્ખ છે ને બીજા માં હું ગીતાર એવું સારું એવું વગાડી લઉં છુ પોતાનું પોતાનું હસે ને હા એવી કોઈ ધૂન હોય જે તમે સંભળાવી શકો હમણાં નથી તો સુ થયું મો થી સંભળાવી શકો ને ધૂન છે ધૂન છે ખાલી અમ try કરો ઓં બરાબર

બીજી ત્મએઓ કોઈ અનુભાવ જે તમરી જોડે પેલી વાર થયું હોય અમ નહી કે ભયાનક હોય સેમ મારા કોલજ એકલું જતાં બીજા લોકો aenjal સેમ આમ ઈ ટાઇમ થોડો ડર રહેતો અંદર હા હું પેલી વાર છે ક હું એટલી દુર આવું છુ મતલબ અમ પૂછે ક તું એકલો જઈ સકે છે અમ તમને કરતા જ હશે હા ઘણી વાર તો અમ ખે ક તું એકલો આવી શકે ઘરે કારણ કે એક વાર હું આ સવારે છ વહે જતો ત્યારેવ રાત્રે દસ વાગે આવતો છ સાત અજવડું દસ વાગે જાય છે જતાં તો મારા પપ્પા ફોન કરિયો તો એમને કિધુ ક તુએકલો નથી ક હા એકલો હું ક્યાં સુધી ચાલીસ એકલું મારે જવું છે એમણે proud કારણ કે અમને મને ઘણી વાર ટોક્યો

તમને ક્યાં સુધી alow છે રાતે ફરવા

પણ હવે તો જવું પડશે ને તમને હજુ સુધી તમાર depended છો તમારા parents

બનવું જોઈ self respect ને ઘણો એવું જોઈં મુતો મારી self respect જોડે સેક્રેફીસે ના કરી સકું ભલે સામે વાળું ફી કય પણ હોય નતો પછી આપડી કોઈ વળ્યું નહી રહેતી

બીજું કેવું ચાલે છે તમારે પછી લગન ની કૉઈ પોતાનું પેલા archive કરવું છે એમ મારો તો એવી dream છે ક મારા marriage નો ખર્ચો હું મારા પૈસે જ કરું

મારે મેં પ્રેરણા લાયક તો છે એમના થી હું બધું સીખું આમના જેવા કોઈ sair teacher નથી એટલે હું કોઈ ને એટલું મન નહી આપી સકું જેટલું હું મારા મમ્મી પપ્પા ને અપૂ છ

મને બી બવ સારું લાગ્યું

hello future b નમસ્કાર રીતેશભાઈ

કેમ છો તમે બસ જો થાકીને ટેહ છીએ કેમ લગ્નનાં થાકી ગયા તમે

વાહ તમારી બેનનાં લગ્નમાં હા તો થાકી ગયા એટલે શું કે બધી ભાગદોડમાં કરી ઈ પતાવ્યું તો બેન સાસરે વઈ ગઈ હવે અહિયાંના બાકીનાં જે પાછળના કામ જે બધાં હતા એ બધાં પુરા કર્યા બધાં ભાડેના કપડાં પાછાં દીધાં jewellery બધી ઓલી જે આપડે મેનરી માટે માટે ને કાઈકાંક નવું આવી ગયું છે ને ઈ બધું પાછું દેવા ગયો ને મંડપ વાળાનું ફોટો વાળાનું વધારે થાયકો છુ

હા નવું નવું તો હવે એ તો કાય બધાં જમાના એક ના એક ના રે ને અલગ અલગ ફરતાં રે લોકો નવું નવું લાવતાં રે તો આગળ આગળ વધતું રે હા પણ એનાં લીધે પછી આપણા મમ્મી પપ્પા ઉપર કેટલો ખર્ચો વધી જાય છે પેલાં બૌ ઓછા પૈસામાં લગ્ન થઇ શકતા હતા અને તેમ તોય બધાં લોકો ખુશ થાય જેમનાં લગ્ન હોય એ લોકો ખુશ હોય પણ આજકાલ તો તમાર લગ્ન કરાવા હોય તો દસ પંદર લાખ હોય તો તમે સારા લગ્ન કરાવી શકો નઈતર તો પછી તમને એમ થાય કે શું આવા ખોટા લગ્ન કરવા એનાં કરતાં તો સાદા વધારે સારા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

હા એ વાત તો સાચી તમે કેટલો ખર્ચો કર્યો અમારે હજી આમ તો કોઈ ગણતરી નથીં થઇ પણ સમજી લ્યોને કે અત્યાર સુધી મને યાદ છે એટલું સાડા આંઠ તો વયા ગયા છે

એટલે હજી તો એટલે હજી તો photographer ને દેવાનાં બાકી છે પછી હોલનું ભાડું દેવાનું હજુ બાકી છે પછી આજે ખાલી અત્યારનાં પૈસે એ બધું દાગીનાનું પય્તું અને

વાત તો તમારી એકદમ સાચી છે પણ એવું પણ પૈસા સામે થોડુંક ઓછું જોવું જયારે કેમ કે આ પ્રસંગ આપડે છે ને જીવનમાં એક જ વાર આવતો હોય છે પેલાં તો કેવું થાતું કે તમારાં જે પૈસા હોય એ લગભગ બધું છોકરીને આપણે દેવામાં જાતું હવે દેવા કરતાં તો પ્રસંગોમાં જેટલાં જતા રે છે કે આપણને એમ થાય છે કે હવે દેવાનો ખર્ચો પણ અલગ અને પ્રસંગ નો ખર્ચો પણ અલગ બને સરખે સરખું જ છે

એમાં તો ના જ નથી

અમે જો મેહંદી કરી હતી પછી લગ્ન લખાય એ વસ્તુ હતી અલા આમાં મને આમાં જાજી કઈ ખબર ના પડે પણ જે મારી સામે હતું ઈ તમને કઉ છુ મેહંદી લગ્ન લખાય પછી એક હોય સાંજે બાયો ભેગી થઈને ગીત ગાતી હોય એમ

હા ઈ સાંજેનાં ગીત પછી આપડે માંડવા કયરાતા પછી એમાં એક આ હતું એમાં કઈક આપડે કૈક આપણું પૂજવાનું હોય ને કચરાની ટોપલી પૂજવાની હોય ને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 પાલટી બોલાવી હતી orchestra વાળાઓની અને નાઈચા અને મજા આય્વી હતી ત્યારે તો હા

અને ટાયર હોય ને ટાયર આપડે ગાડીનું ટાયર આ એને પૂજવાનું હોય એને ચોખાં ચાંદલો કરે નારિયલ કરે ને કાઈક કરે ઈ બધું એક રસમ છે એ બધી ખબર નહિ હવે બધાં નિભાવતા હોય છે પણ ઈ બધાં એનાં મહત્વ અલગ અલગ છે હું એક દિવસ મમ્મી પાસે બેઠો હતોને તો મેં એને પૂછ્યું એને કૈક બત્રીસ કે બાવન કે એવું કૈક કેટલાં આંકડા કીધાં હતા કે બાવન કે એટલાં જાતની કૈક રસમો આવે છે જે આપડે લગ્નમાં કરીઈને ત્યારે એક આખાં લગ્ન પુરા થયાં કેહવાય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 આપણને તો શું સાદું ખબર પડે કે હાલો ભાઈ આપડે લગ્ન રાખ્યાં કંકોત્રી લખવાનું થાય લગ્ન લખવાનું થાય સગાઇ થાય મેહંદી થાય સાંજે ના ગીત ગવાય હવે આજકાલ સાંજના ગીત ની જગ્યાએ બધું નીકળ્યું છે કે ભાઈ ગરબા હોય તો ગરબાની જગ્યાએ સંગીત કે રાખી સકાય એટલે પૂરું આપડે જુની રીતિરિવાજ એ ચાલી જાય ને નવું જે બધું રીત હોય એનો પણ સમાવેશ થઇ જાય હોય બાકી તો બસ બીજું લગ્નનાં દિવસે જે ફેરા હોય અને કદાચ જો લગ્ન પછી રાખવું હોય બાકી મને તો બૌ ખ્યાલ નથી કે કેટલી વસ્તુ થાય છે એટલે એમાં તો છે ને એટલે જ આપડે ઘરનાં વડીલોને જે પણ હોય છે ને કે કે આપણા લગ્નમાં છે ને બધાં આપણા મોટા હોયને એને આગળ કરો કેમ કે એને જ પાછળથી શું ચાલતું આવે છે બધું ખબર હોય તો ઈ લોકો જ બધું કેતા જાય કે આ સમય આ કરવાનું છે હવે આ કરવાનું છે અને બ્રાહ્મણ ને આપડે જયારે નક્કી કરીએ ત્યારે ઈ વડીલને લઇ જવા પડે તો ઈ એની સામે બ્રહ્માણ સામે સવાલ કર દિયે વડીલ આપણા તો એવાં હોય ખબર પડતી હોય તો કઈ દે એને કે ભાઈ તું આનો time મને કે તું આનો time મને કે ખાલી આટલું કઈને નીકળી કેમ ગયો એમ

આ મારો પાંચમો છઠો જ અનુભવ હશે વધારે અનુભવ નથી આનો તો કે આટલાં નજીકથી હું કોઈનામાં કામ કરતો હોય આતો સગી બેન બીજી સગી બેન હતી એનામાં કય્રુને બાકી તમે જોવા જાઓ તો બે ભાઈબંદ હતાં પણ છોકરાં તરફથી સોંથી ઓછું હોય તમને ખબર છે હા છોકરાં વાળાઓને તો આરામ હોય છે કેમ કે મેં એવું સાંભળ્યું છે કે લગ્નનો ખર્ચો છોકરી વાળા જ બધું ના એવું નથી હોતું લગ્નનો ખર્ચો છોકરી વાળા જ ઉપાડે એવું કઈ નથી હોતું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 લગ્નનો ખર્ચો છોકરી વાળા પાસે ન હોય તો બે ભેગાં થઈને કર નાખે એવું કર નાખે હા હમણાં જ એવું બન્યું હતું કે અમારે એક બેનપણી છે તો એનાં લગ્ન હતા પણ એ લોકો આર્થિક રીતે એટલાં સધધર કે બૌ જાહોજલાલી કરી શકે તો એનાં માટે થઈને પછી એવું નક્કી કર્યું કે જે મોટા મોટા જે બધાં પ્રસંગો હોય જેમ કે દાંડિયા છે અને લગ્ન વખતે પણ એમ જ કયરું હતું એ બધું છોકરાં વાળાએ કર્યું હતું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

અહિયાંથી જાય છ તો વાંધો નઈ પણ તું હસવાનું લેતી જજે અહીંથી એમ એટલે એનાં હિસાબે ઈ આટલો બધો ખુશાલ તેહવાર અને ખુશાલ પ્રસંગ જેવું એક ઉજવવામાં આવે છે અને ઈ દીકરાના ઘરે ઉજવીએ બરાબર મને યાદ છે મેં છે ને મારી એક બેનનાં લગ્ન હતાં તો એમાં અમે લોકો તો ત્યારે બૌ નાનાંનાનાં બાળકો હતાં તો આપડે જૂતા ચોરવાની રસમ હોય તો એમાં કેવું હોય કે સામે છોકરાં વાળા આવે એટલે અમારે જીજુ ત્યારે આયવા તા અને આવે એટલે થોડું પેલાં જે વરમાળા પેરાવાની બધી વિધિઓ હોય બધી વિધિ હોય એ પતાવે અને પછી જે દુલ્હો હોય ઈ આખો તૈયાર થહીને આવે ત્યારે પછી જુતી પેરે આપડે એને ચોરવાની એક રસમ હોય તો મને યાદ છે કે આજકાલની રસમ વિશે બધાને ખબર પડે છે બધાં એટલાં શું કેહવાય છોકરાં વાળા ઈ ચાહે છે કે એ લોકોની જુતી ના ચોરાય ને છોકરી વાળા કોઈ પણ કોઈ પણ એટલે કોઈ પણ રીતે એને ચોરવા ઈચ્છે છે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 ચુકી જાય જુતી સાચવવામાં અને અમે લોકો એને લઈને જતા રહીએ તો એવું જ થયું હતું કે છોકરાં વાળા એ એમનાં રૂમમાં રાઇખી હતી અને સંજોગ એવાં હતાં કે મારો ભાઈ જોઈ ગયો હતો કે ક્યાં છે તો ઈ જુતી લઇ આયવો અને પછી અમે લોકોએ સંતાડી દીધી નઈતર એની પેલાં સુધી છોકરાં વાળા અમારે જે જીજુ ના જે ભાઈબંદ હતાં ને બધાં ભાઈબંદો એ જુતી પોતાની પાસે એકદમ આમ વળગીને એમને રાખી હતી પોતાની પાસે કે ભાઈ ન જુતી ચોરી ના થવી જોઈએ કે તમારામાં કોઈએ જુતી ચોરી કયરી હતી હા એમાં શું છે અમારામાં કઈ રીતનું છે અમારામાં એટલું બધું જે ઓલું હોય ને આપડે પૈસા માંગવાનું કે લેવાનું એમાં વડીલો હોય ને એ આંખ દેખાડે ને એટલે અમારે જેને ચોયરી હતીને ઈ સાવ

બાકી એની ગણતરી તો પચીસ હાજર તીસ હજાર થી ચાલુ જ થાથી હતી પણ હવે ઘર ના વડીલો અમુક એવાં હોય અમુક પ્રસંગ માં એવું હોય લગ્નમાં કે અમુક સીધાં આલતા હોય અમુક આડા હાલતાં હોય અને ઈએ આજકાલનું નથી વર્ષો વર્ષ થી આયેલું આવે છે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 હા ઈ જ ને એ ફૂફાજી જ ગોતાવાના હોય આપણે એ કોણ છે અને સાઈડમાં બેસાડો કા એક room માં બેસાડો અને એક room માં બારથી તાળું મારી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

સમય નથી રયો કે હવે ક્યાંય નવરાત્રી માં કે ક્યાંય રમવા જઈએ આવું કૈક લગ્ન પ્રસંગ હોય તો રમી શકીએ તો મજા આવે ને સાચીમાં જોડીદાર બધાં ભેગાં હોય તો બૌ વધારે મજા આવે સાથીદાર કોની વાત કરો છો તમે સાથીદાર એટલે તમાર માટે ભાભી ગોતી આયવા છો ઉહ એમા તો હવે શુ છુપાવાન ન હોય પણ હા એવું જ છે સમજી ગયા ને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 મતલબ એવું થયું કે હવે બસ થોડો સમય જ ને પછી તમારે તમાર લગ્નમાં હાજરી આપવાની એમ ને હા પછી તમે જે વરરાજાની જગ્યાએ દુલ્હા બોલો છો ને ને મારી મોજડી ની જગ્યાએ જે જુતી બોલો છે ને ઈ ચોરવાનું ને ઈ બધું કામ રેશે પછી ના ના પણ હું તમારી મોજડી સાચવીને રાખીશ કારણ કે જો તમારી મોજડી ચોરાય ગઈ તો નાક તો અમારું જ કપાશે ને કેમ કે હું તો છોકરાં વાળા તરફથી છુ અરે તમે છોકરાં વાળા તરફથી હોય કે છોકરી વાળા તરફથી બી હોય મોજડી ચોરાય કે ન ચોરાય આપડે તો આપડી સાળીઓને